ઓહ ઐયા જે આણંદ મા છે એ હા એ આણંદ મા જ છે અત્યારે ત્યાં એક પેલો એક Program ચાલી રહ્યો છે કદાચ એનું નામ મેહેશ છે અને હમને વચ્ચે કોઈ જ કેતુ હતું

એવું છે સારું કેવાય મુ વચ્ચે ગયું હતો NS પટેલ બાજુ n. s પટેલ મા હું ઘણી વાર ગયો છું પરંતુ college મેં મારી આણંદ arts college થી કરી છે Arts college એ બ્રીજ ચોકડી પર જ છે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 અત્યારે હું પણ NS જ કરું છું અંગ્રેજી વિષય મા અને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

જે સરદાર પટેલ University નો જે અગ્રેજી વિભાગ છે એમાં થી હું અ NS કરું છું સારું આગળ શું કરવાનું છે પછી આગળ તો આમ તો મારો વિચાર છે કે કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરું ખાસ કરીને તો અને જે ની જે Maths પરીક્ષા આવે છે એમાં research મળે છે એને ક્રેક કરવાનો અથવા તો એમાં પાસ થવાનો મારો વિચાર છે એટલે એની તૈયારીઓ પણ હું કરી રહ્યો છું સાથેસાથે

બીજી પરીક્ષાઓની પણ તૈયારી કરવા માગું છુ તમે કાઈ વિચારો છો આવું હા હું પણ વિચારું છું અને હવે હું પણ કરીશ તૈયારી આગળ પેલા તો હું આ મારું MA clear કરી લઉં અને આવેછે તૈયારી પણ હું ચાલુ જ રાખવાનું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 એ આવવાનું છે એના વિશે કઈ ખ્યાલ છે તમને હા એનું ફ્રોમ બે મહિના પછી ભારવાનું છે ને હું પણ એ ભરવાની છું અને એમાં પણ હું તૈયારી કરવાની છું અને કદાચ થઇ જશે મારથી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 ના પેલા આવી નથી મેં Union આપી છે બીજી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 એટલે મેં એક bank માટેની આપેલી હે અને બીજી કોઈ આપી છે ના હમણાં બીજી કોઈ નાથી આપી તમે કોઈ વાર g. p. s. c પરીક્ષા છે ના હજુ સુધી નથી આપી હવે આપવાનો વિચાર છે અને કદાચ હવે જે આવશે એ બધી exam આપવાની હે g. p. s. c મા અમ એટલે g. p. s. c નો વિચાર શે કઈ g. p. s. c પર જ પરીક્ષા આવશે વર્ગ એક અને વેગ બે ના પરીક્ષાની ની ગણ લીકો તૈયારી કરતા હોય છે.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

હવે એ પાછો વિચાર છે કરવાનો અને કરી લીઈશું થોડા time મા મેં પણ વિચાર્યું હતું અ બે હાજર પંદર થી સોળ મ મેં પણ g. p. s. c ની પરીક્ષા આપી હતી બૌ અગરી પરીક્ષા આવે મારો એક મિત્ર છે એ તૈયારી કરે છેલ્લા વરસ થી પરંતુ બે વખત પણ હજુ સુધી નથી પાસ થઇ શક્યા હમ તમે ભાવેશ મકવાણાની વાત કરો છો તમે ભાવેશ મકવાણા ને ઓળખો છો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 હમ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 આવું તો મને ખ્યાલ જ નતો ઘણા સમય થી મારી વાતજ નથી થઇ સારું phone કરવો પડશે એમને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

એ સારા માણસ છે જોવા જઈએ તો સલાહ પણ સારી આપે છે અને આપડે કઈ શકીએ કે થઇ જશે કદાચ આ વરસે તો અવું લાગે છે કે થઇ જશે પાસ થઇ જશે હમ સારું થઇ જાય તો બાકી તમે આગળ સુ કરવાનો છો હવે તમારે પેલું semester પૂરું થાય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

ઓહ બહુ સરસ મને કોઈ વાતો સંભળાવ છો હવે

ના કવિતાઓ લખતા મને નહિ ફાવતું મારા મિત્ર લાલજી ને ખુબ સારું ફાવે છે હમ લાલજી ની વાર્તા લાલજી ની કવિતાઓ વાચી છે તમે એ ગણી વાર મુકે જ છે facebook અને instragam ઉપર હા હા એ પણ મારા એ પણ એ આ college ના જ સેને એજ લાલજી હા લાલજી સિયા હા તો હું એમની તો વાત કરતી હતી પેલા નાટક માટે એવું છે એ મને ખ્યાલ નથી નાટક પણ કરે છે ઘણા સમયથી હું એમને પણ નથી મળ્યો હા એ college ના એક teacher એટલે એમના ફરજ મ આવેજ ને કરવા માટે નું પણ એમને ખુજ મહેનત કરી અને ખુજ સરસ નાટક તૈયાર કર્યું અને સારા બન્યા કયું નાટક હતું તમેં નાટક ભૂલી ગયો નાટક નું એ સબરી નામનું નાટક હતું તમને સાબરી અને તેની વાર્તા તો ખબર જ હશે ને સબરી ની વાર્તા જયારે હું school મા હતો ત્યારે એનો પાથ આવતો હતો હવે એતો ખબર નથી આવે શે કે નહિ પરંતુ સરસ મજાની વાર્તા હતી હા બસ એના વિષે છે એની આગળ ની જીંદગી બૌ અને પાછળનો અને રામ સાથે નો મીલાપ એજ બધું

અને મેં એમાં જોયેલું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

બીજું બોલો તમેં કાલે શું કરો છો

આવતી કાલે તમે બારે જવાના છો હા બાર જવાનું છે હું આવું વિચારતો હતો કે કદાચ જો તમે હ free હોવ તો આપડે મળી જઈએ અને આપડે જે કામ છે એ કમ વિછે થોડી ચર્ચા કરી લિયે હમ ખુબજ સારું છે સારી વાત છે હું મળી લઈશ કાલે સારું તો એક કામ કરિએ આપડે આવતી કાલે અ બપોરે કે સાંજે ચાર એક કે પાંચ વાગ્યા ની આજુ બાજુ તમને call કરું અને પછી આપડે એક જગ્યા મળી લીઈસુ અને આપડે જે કામ છે એના વિશે બરોબર ચર્ચા કરી લીઇસુ બરોબર હા સારું સારું લો તો બસ phone મુકું શું phone hello નમસ્કાર નમસ્કાર શું કહે? કૃણાલ બોલે? કોણ બોલે? હા હુઁ કુશાલ બોલું છું. શું કહેતો? ક્યાં તમે ક્યારે આયવા? નહીં નહીં આમ તમે પેલે અત્યારે કેટલા દસ વાગે આયો ને તું આયવા હા હા

ખાવા પીવામાં અત્યારે હમણાં કલાક નો break પયડો હતો એમાં પણ હવે કલાક નો break તો હતો પણ કેટલી વાર અડધા કલાક માંડે લેવાનિતિ ત્રીસ મિનિટ બસ ઉપર ગયો ને અહીંયા પેલો જય ને બેય જમતા હતા અને જમતા હતા બરોબર તો બેઠા ત્યાં ભણવાનું ચાલે છે પણ અમે જમતા હતા ઓલા ઉપર તો અજગરભાઈ હતા તો ખાતા હતા તો આજે ઓલો ઓલા જયલા નું ટિફિન હતું. new જય બરોબર અને ઓલો પેલો હતો જુનો જય આપડો તો એનું બે ખાતા હતા મગનું શાક હતું એને. રોટલી હતી અને પેલો લઇ આયવો હતો ઓલો ગરમા ગરમ બોલો ઓલો કેવું કેવાય આપડે ગાજરનો હળવો હમ હારું હતું હું ગયો ત્યારે પટી ગયું હતું ટૂંકમાં ઇ તો બસ જબરદસ્ત

હા અર હા college જાસ? હા એટલે જ ને હું ઈ જ કેતો તો મેં કીધું fun week ચાલુ છે અત્યારે તો રજા છે ના ના ઈ જ ને ઈ જ તો હ હા આ week માં પેલો આજ થી અમારે આજથી ચાલુ થયું આજ સવારે આજ સવારે sports નું હતું એમાં બધા હઉ હઉ ની રીતે ground માં મોકલી દીધા હતા. હઉ હઉ ની રીતે ઈ કે રમો તમાર તો અમુક football રમતા હતા જાણે અમુક ક્રિકેટ રમતા હતા પછી કેટલા પેલા હું કેવાય ખબર એમાં પેલા અડધા લોકો પોત પોતાની રીતે અંદરથી decide કરીને આયા હતા આખી team અને એક હરખા કપડા પેરીને આયવા હતા તો જાય અને ફોટો-વોટો પડાયવા. કાલે પેલો ક્રીશ હું નતો ગયો અમે તો સુતો તો ના ના ઈ પછી ખાલી ખોટું મેં કીધું આરામમાં હતો મેં કીધું એના કરતા આરામ કરવો હારો એમનેમ એ પેલા બધાએ દેકારો જ કરતા હોય. રહેવાનું ના અહીંયા અમદાવાદ જ આપણે જોયો સંક્રાતમાં જવાનું થાય અને વહેલું મેળ પડી જાય તો વહેલું. પેલા પંખા પંખા ક્યાંક પૈડા હોય તો ક્યાંક હારા એવા કહેજે ધ્યાનમાં હોય તો આ table fan હા ગરમી બહુ છે એટલે યાર. AC કઈ નહીં પણ હાલતા નથી વાંધો ઈ છે. શું કે તમાર બાકી interested કેમાં તમે games માં કે એમાં તમને ક્રિકેટ ના શોખીન. શું તો કાલે test match જોઈ હતી? તો કાલે તમે શોખીન હો તો કાલે જોઈ જ હશે. હા એમ ઈ જ ને આ તો પેલો હારું એમ કયો કે અશ્વિન ને હતો અને શ્રેયસ ને વાહે રાયખો તો બાકી વાહે તો શુ હોય બધા ટકલા થઇ ગયા હતા. હા એજ ને એટલે જ ને હારું ને આપણે ટકાવી રાખ્યું હમ આ જો આ જો એટલે અજગરભાઈ અહીંયાથી નીકળ્યા હમણાં. હા અને કોણ? આજે એમાં બીજું હુ હોય હવે કાલ તમને ફોન કરીએ અમે ત્રણ વાગે ક્રિકેટ રમી નાખીએ પછી. GMDC તમારે પહોંચી જવાનું એટલે લાઈટ બાઈટ બધું fit કરાવી નાખશે. કરી નાખીએ match બાકી ક્રિકેટ ના તો ગાંડા પ્રેમી બધાએ એટલે હમ રોકવાના તો છે પણ પગારની રાહ જોઉં યાર હમ જોઈએ આપણે angel broking માં બધું મારી દીધું ખાલી pan card upload કરવાનું બાકી છે હવે. હા તો થઇ જાશે ને એમાં તો હઓ stock market માં પ્રવેશ કરી દેવો છે. બધાએ તો નહિ ભાઈ ધીરે ધીરે આપણે ચાલુ કરાએ direct મોટું નઈ કર નાખવાનું હા એમાં લેવાનું કેમ આપણે પહેલું? હમ collect કરી એમાં કાંઈ કંપની બમ્પની એવું કાય હોય અલગ અલગ ટાટા છે જેમ કે હમ અચ્છા તો જોવાનું કેનું કેવું હારું છે નઈ એમાં લેવાનું એમ ને પછી એમાં પાછુ જોયા રાખવાનું ઊંચા નીચા થાતું હોય ઊંચું જાતું હોય profit તો તરત વેચી નાખવાનું hold માં એટલે પછી આજે લીધો હોય તો હું આજે હું શેર માં પછી hold કરી શકીએ પછી કાલ હવારે સીધો બહુ down જાય તો આપડે તો loss માં ને એટલે અને બાકી જાણે કે મે અત્યારે લીધો મને મળે છે કલાક પછી તો હું વેચી નાખું તો હાલે ને હે ને અને હ હ અલ્યા જાણે કે સો ના profit મા આવું તો કપાઈ કપાઈ ને સાહીઠ તો હાથ માં આવી જાય ને હ તો આપણે એમાં ચાલુ કરી દઉં થઇ જાય ને ચાલુ એમાં તરત પાછા bank તરત આવી જાય ને

એમાં કાઈ ખોટા લોચા નથી ને એમાં complete છે ને બધું તો તો વાંધો નઈ તો ready કેવાય એવું મને હરખા નતો આંટો મારવા પણ હવે અઈયા થી રજા બજા નું setting થઇ જાય ને તો જરાક જાઉં છે જામનગર બાજુ આમ આંટો મારવા course માં તો હું અત્યારે બકા નથ ચાલુ પણ tally કરવી છે પણ time નું adjust થાતું નથી બાકી tally તો કરવાની છે આપડે રાતે yaar કેટલો time રાખવો કે મારે પાંચ થી એક હોય પાછુ

એટલે હમ બરાબર ભાઈ હું કહે બાકી શાંતિ birthday તો આપડો જૂનમાં છે. તમારો શું છે? તો હું તમારે ઉપાદી છે ભાઈ? એ જ ને ઈ બરોબર જલસા છે ભાઈ હુ છે બાકી તમે આમ ગાડી બાડી લઇ ને રખડો છો અહીંયા? આહ હા હા બરોબર mercedes એમ ને ઈ હારું એમ ને ઈ હારું ના પેટ્રોલની ઉપાદી. mercedes ગાડી જાય છુટે છુટ હો ભાઈ હા હુ કેય બાકી જો ચા પાણી આવી ગયા છે કરાવી નાખ બે cutting કરાવા છે?

ભાઈ આયા ઉભો રે ભાઈ આમાં કઈ નાસ્તો લાગે છે.

હું કે બાકી? અત્યારે થોડા જાહુ રાતે જાવાનું હોય ને હજી તો હમ બાકી ને બાકી હું કહે બાકી શાંતિને નાં એવું નઈ ભાઈ બહુ પેલા રમ્યા lockdown મા ના ભાઈ ના પાછુ નથ જોવું આપડે ના ના ઈ નથી જેમ હાલે એમ અત્યારે બરોબર હાલે છે વાંધો હે ભાઈ મંદી બંદી આવે આપણે પાછુ lockdown બોકડાઉન કોરોના ભી ના આવો જોઈએ.

અરે ઈ ચૂંટણીનો પ્રચાર તો ખુબ કર્યો ભાઈ હા ગયા જ હોયને આપણે ઘાટલોડિયામાં પેલો આપણો CM આયવો હતો ભૂપેન્દ્રપટેલ ઇયા ઇયાંય હતા જ ને. તે દિવસે એને મયલા હતા. હા પેલા ત્યાં હતા જ અમે ત્યાં ઉભા હતા પણ ઈયા અમારે હું હતું ખાલી ઉભું રઈ ને ખાલી બધું કહેવાનું જ હતું બીજું કઈ વધારે કામ ના હોય એમાં અમારે એક ભીમા ભાઈ કરીને હે ને mobile પાડવા ઉપર છે ભાઈ. mobile પડવા ઉપર છે. હા ભાઈ અને હવે એમાં ભીમા કરીને છે PG હલાવે છે આમ એમાં નથી ઠીક કેમ કે જાવ જેવું નથી એ પયડું. તો ઈ લોકો તરફથી ગયા હતા અમે પેલા ગાડીમાં જ એની એ ઘણી હાકે ભાઈ એ બહુ મોટી મોટી કરે ઈ કે ગાડી બાડી આઈ જાય હવારે નીચે આવી જાજો. અને લઇ ગયા પેલા આમાં રિક્ષામાં આ તો પછી ભાઈ હારું આપડો પેલો જીગો હતો એટલે વાંધો ના આયવો jupiter દઈ દીધી હતી એટલે પછી બસ પંજાબીની full plate આવી ગઈ હતી ખાવાનું આવી ગયું હતું મસ્ત. હાઈલું એમ ટૂંકમાં પણ આમ ધક્કો થયો કારણ કે પૈસા ઈ લોકોના આયપા આપડે તો કઈ મળ્યા ન હતા અરે PG મા આપડા લલિતની ને હરેશની ને ભાઈ દયા હો ભાઈ જોરદાર કાંઈ ના ઘટે. કઈ ઘટે જ નઈ આપડે સીધું લલિત બલિત આપડે કઈ જ દેવાનું ભાઈ જમવાનું વ્યવસ્થિત હોવું કાલ તો રવિવાર હતો ને ભાઈ કાલ તો આમ એવું હોય પેલું રવિવારે. તો મારે હે ને બાર જમવાનું હોય એક અઠવાડિયામા એક વાર એની રજા મળવી જોવેને ના ના હવારે નાસ્તો આવી જાય ઉપમા બપોરે special menu હોય પનીરનું શાક હતું કાલે પુલાવ હતા. sweet મા રવો રાખ્યો હતો અને પાપડ હોય અથાણું હોય રોટલી છાસ તો આપડે આપડી રીતે લઇ લેવાની હોય હમ હુ બોલોને આ જય ભાઈને ઈ તણી બહુ છે એ જયલો ને ઈ બધા એ ગાડી માં તો આપડે આપડે તો fortuner સિવાય આપડે એકેય ગમે નઈ.

phone માં તો અત્યારે આપણે પાસે જે છે એ હલાવાનો છે પછી આપણે લઇ લેહી થોડોક time પછી અર અરે ભાઈ એમાં એના જેવી તો મોજ ના થાય.

ના ના એવુ નઈ હો ના હમ હઓ ઈ તો બધું ફાવી ગયું હે ઈ તો બે દી લાગે બાકી તો આમ ઘોડા ના જેમ જાય પછી બધું pantaloons માં તમને ખબર હોય તો કામ કરેલું હતું તમે. તો પછી શું છે યાર અને આ જ તો એવી વાત સાંભળી ને કે વેલા કર દેહે adjust કઈક હા adjust એ કરાઈ લેશો ઈ આપણે આ તમે briefing જોયું હતું? આ બધામાં briefing તો જોવાનું જ રહી જાય છે. ભાઈ briefing નો time મળે આમાં. ઈ આ હુ કરે બાજુમાં?

ઓહ ભાઈ તો તો એકા એક ગોઠવણી હારી હાલતી લાગે છે પેંડા બેંડા હું લઇ જાય છે આ જો એને કેજે મારી બાજુ માં ના નીકળતો બાકી ઉપાડી જશે હ નઈ સેવ તો બધું હારું છ ઈ બધું હતું ને જો હું કેતો તો હતો યાર અને હજી પેલું રાખ્યું છે આયા બોલ્યો પચાસ રૂપિયા એક dish ના થાહે લઇ લેવી છે બે dish અત્યારે ક્યાં કોઈ હે તમે જરાક હળવે થી લઇ લો એમાં હું હોય બીજું કાઈ ના રે ના યાર ફાવી જાય ભાઈ આ આવ્યું જો પાછું. આ wafer wafer આઈવી પછી જો આમાં કઈક નવીન હતું dark fantasy ના મોટી client ની meeting લાગે છે શું કે બાકી શાંતિ? ખાઈ પી ને જલસા ન હું કે અમદાવાદ ફયરા એમ કાય? હમ હમ એતો બરોબર આ જો cup કાયઢા હવે ચા બા જાહે ભરાઈ ને ના ભાઈ ઓલી જ છે નીચે થી લઇ આવીને એ હા તો cup ને રકાબી કાયઢી છે ખાલી આમાં કાઈ નવાઈ નથી આ આપણો તો આપણે કારખાને office એ લાવતા હોય ત્યાં આવું બધું જ કરતા હોય. અને આ અહીંયા તો અહીંયા તો આ અહીંયા તો જમવા જ લઇ જઈએ હાલો હાલો સેઠ hotel માં ખબર ને. શું? ક્યાં? જામનગર તો ભાઈ હવે અહીંયા તો આપણે શું આની જેમ ચા તો બધી regular પીતા ઈજ હોય પણ એમ cup બપમાં આયવા હોય meeting માં એટલે પછી પાપાને એ બધા બોલાઈ આવે બાકી દસની ચા હોય ભાઈ. આ તો બધા એ હું થોડુક આમ દેવું પડે આમ કઈ party બહારની આયવી હોય તો શું છે નાશ્તો બાસ્તો લઇ આવે હારો ઓલી આપણે તને ખબર હોય તો JD bakery જોયું ને JD bakery નું નામ એ આપણે આમ આહ ભાઈબંધ જેવું છે કામકાજ એમાં તો અંદર મોજ આયવા રાખે હાર્દિક sir આયવા એટલે શું કેય બાકી game game બેમમાં તમારે interest કેવો છે? હમ હમ બરોબર હા હા હમ બાકી શું કેય ધંધા પાણીમાં? ચાલુ છે ને તમાર? બરોબર હા હા હમ એતો કારખાનામાં ચાલુ જ હોય અમારે પેલું બીજું ચાલુ કર્યુંને ઈ તો અઠવાડિયામાં શુક્રવારે એક જ દિવસ બંધ રહ્યું બાકી છ એ છ દિવસ ભઠી ચાલુ હોય, અને બીજી છે એકત્ર ચાલુ હોય કારખાનામાં

અહીંયા આપડે ખબર હોય તને જગાતનાકે ગૃહઉદ્યોગ છે ને આપણે શંકર ટેકરી હા એમાં કારખાનું અને એક ભઠ્ઠી અને આ phase three માં ચાલુ કારખાનું પેલા રાયખું તું પછીઆ ભઠ્ઠીમાં એ બીજી ભઠ્ઠી હમણાં કરીને દિવાળીએ એટલે અહીંયા આપણે વાયર બધા એક જ જણા જઇયે એટલે આ કારખાનું પછી અહીંયા લઇ લીધું આ ભઠ્ઠીને વાયરને બધું આમાં ભાઈ ને phone તો vivo હે ભાઈ

એતો ભાઈ નિરાંતે યાર થાય તો લેવાનું એમાં બીજું હુ હોય apple હોય કે આ લઇએ એવું નથી હમયજો હા જય ભાઈને હસતા આવે

હા હુ કેય બાકી નાસ્તો બાસ્તો આલશે નાશ્તો લાયો. તો આમાં અઢાર minute થઇ છે તો ઓગણીશ, કલાક કરવાની. હમ ત્રીસ minute પછી પાછી ત્રીસ minute ને? એટલે? અહીંયા કલાક છે ને? હા હું કેવું free fire માં તમારી કેટલીક id આમ અને આમાં પેલો એમ કે ફરવા લાયક સ્થળ કઈ? હા બરોબર કાંકરિયા એક વાર visit મારવી છે કાંકરિયા. ઈ તો થઇ જ ગઈને ભાઈ હું તો યાર હવે તરત જઈ આયવો તો મોદી આયવો ઇન બીજા દિવસે તો અમે બને જઈ આયવા હતા હા પેલા એક phase માં ચાલુ થઇને? અમે ગયા હતા stadium cross road છે ને?